ખાલી દેખાય રહે છે આ એક છાપરુ દેખાય રહ્યું છે છાપરામાં ઘણા બધા ગાડીઓ ઝાડવા નીચે પડેલી દેખાય છે ઝાડ ઝાડવાનો રંગ ખૂબજ--

એમાં કલર માં કેસરી અને લાલ રંગનો શર્ટ ખૂબજ પ્રિય લાગી રહ્યો છે અને બાકીના બીજા અતિગમ્મે લાગે છે.

અહીં એક પ્રોજેક્ટર નો દ્રશ્ય પણ દેખાય રહ્યું છે.

આ દ્રશ્ય ખૂબજ મનને આહલાદક અને લોકોને રમુજી અપાવે એવુ છે.

આ એક ગાડીનું દ્રશ્ય દેખાય રહ્યું છે જે દૂધ અમુલ ડેરી ની ગાડી લાગી રહી છે.

આ એક દરિયાનો દ્રશ્ય દેખાય રહી છે આ દરિયા આપડા ગુજરાતના દ્વારકા નજીક આવેલો દેખાય રહ્યો છે.

અહીં સરસ મજાનો એક વૃક્ષ દેખાઈ રહ્યું છે વૃક્ષનું નીચેનું ભાગ પણ સરસ મજાનું દેખાઈ રહ્યું છે.

થોડુ સુંદર મજાનુ દ્રશ્ય લોકોને અને મનને પ્રભાવિત કરે એવુ છે.

એવુ માલૂમ પડી રહ્યું છે ઘણા બધા લોકોની ભીડમાં એક વ્યક્તિ ખુબજ અજીબ દેખાય રહ્યો છે અને ઘણા બધા સ્ત્રીઓ પણ દેખાય રહી છે.

ઘણા બધા પુરુષો દેખાય રહ્યા છે ઘણા બધા સ્ત્રીઓ દેખાય રહી છે ઘણી બધી લોકોની સ્વર્ગ દેખાય રહી છે.

આ હોટેલ નું દ્રશ્ય દેખાય રહ્યું છે જ્યાં લોકો કઈ રીતે પોતાનો--